બરાબર હું તો ગણી બધી જગ્યા એ ફરી આવ્યો છુ અડધી તો યાદ પણ નહિ હોઉં ફરવાનો શોખીન છુ

શું કો છો? south africa એવું છે south africa માં કઈ જગ્યા એ રે છે એવું છે મારા ત્યાં જ છે સમજી લો ચોથા મહિના માં બધા આવે છે આવતા મહિના માં ઉતરાણ પછી મારી ફોઈ ને બધા આવે છે જવાનો છુ ત્રીજા મહિના માં ફરવા કાકા ના વીજા પર ફરવા જવા બોલાવે છે તો જઈશ ફરવા હમ મ ચાર મહિના ની વીજા લઈને જઈશ ત્યાં ફાવશે તો પછી કાકા નું શો રૂમ છે પછી ત્યાં sat થઇ જઈશ પછી નહિ આવાનું Indian મા ફરવા ફરવા લાયક ત્યાં set થઇ જશે બધા ત્યાં હોય તો આપડે એકલા અહી રહીને શું કરીએ કાકા ઓં છે ભાઇઓં છે બેન છે ભાભી ઓં છે બનેવી હોય એવું સમજી લો તમે તો અહિયાં જ છો મોજ શોખ કરીએ છીએ તમારે જવાનું નથી તમારા કાકા છે તો ફરવા નથી જવાનું મામા છે ખાલી મામા છે બીજું કોઈ નથી અચ્છા મામા set થયા છે મામા બધાને એક એક કરીને બધા ને set કરશે

કપડાનો શો રૂમ છે બરાબર મારા નાના કાકા છે એ માં જ છે ladies designer છે હા બરાબર બરાબ હમ એવું છે એક વાર ફરવાના બેજ પર જતું રેવાનું પછી આપડે knowledge કરવાની ખબર પડે

ladies નું કે gents નું કાચા કપડાનું છે કે પછી આખા શૂટ તેયાર કરી હમમ બરાબર બરાબર છે અમારે તો બીજા શુટો સીવીને આપે છે હા ladies નું જ નાં ledies જ gents હા gents એક વાત જો યાદ રાખજો હું કઈ દઉં family માં કોઈ gents નું નહિ કરે આપના જવાન છોકરા હશે તો આ લોકો જ કરી નાખશે એટલા માટે આ તો ખાલી just knowledge માં મસ્તી માં કઉ છુ બાકી family બુરું ના વિચાર હા હા બોલું બીજું સાંભળવો જીવનમાં તમારું કઈ interest કહાની હોય તો એ સંભળાવો કેમ કઈ છે જ નહિ એવું

interest કહાની એજ છે ઘર વાળા કે છે બાર જા બાર જાઉં છે હા મારે compulsory બધા બાર જ પેલા થી પેઠી દર પેઠી ચાલતું આવે છે એટલા માટે મારા કાકા ને ગયા હતા એ પણ પેલા ના જ પડતા હતા પછી એ બી ગયા set થાય ધીરે ધીરે બધા પાછા પેઠી દર પેઠી થી ચાલતા આવ્યા છે મારા પપ્પા પણ africa return પછી મારો ભાઈ છે મોટા પપ્પા નો છોકરો અત્યારે phone નું શો રૂમ કર્યું છે પછી બનેવી એ phone નું શો રૂમ કર્યું છે south africa માં એવી રેતે બધા ત્યાં જ છે તો હું ત્યાં જાઉં તો મને એ લોકો કઈ ના કઈ set કરી દે પછી Indian ન આવા દે એટલા માટે જલ્દી નથી જતો હમ ફરવા જઈશું પછી હાથે થી વીજા લઈને ભાઈ જોડે જતો રહીશ દુબઈ દુબઈ પણ ફરી ને આવ્યા છે મારી મમ્મી બેન ને બધા ગયા હય ત્યારે મારે passport નો લોચો હતો દુબઈ માં

એવું છે મારા મોટા પપ્પા ને south africa માં શો રૂમ છે બર્બન city પછી એ ત્યાં થી up down કરતા જોનીસ બર્ગ city છે ને africa ત્યાં હા મારા મોટા કાકા નું શો રુમ છે કેવું કારો ચાલે છે ને એના spare part નો શો રૂમ છે અહિયાં નથી આપડે કોઈ કબાડી type જોવું બધું હોય છે એવું એટલે એવું બધું ત્યાં બધા most of કર જોઈ છે બધી ત્યાં

સાંભળવો બીજું તમે કોઈ interest કહાની હોય મે તો જો મારી બધી કઈ દીધી દુબઈ મા બરાબર હમમ

હા હા બરાબર છે ફરી આવાનું બાર નું હમમ હમમ બરાબર ફરી આવાનું તમારે શાળા માં કે માં જતા ત્યાં teacher ભણાવતા હતા કે sir મસ્તી ઓં કરતા હતા એવું છે એમ પીરીઅડ વાઈસ આવતા હશે હમમ હમમ બરાબર અમારે પણ બધા ભેગા હતા sir બી હતા teacher બી હતી એવું છે ભાઈ બંધો તો હશે જ ને તમારા ગણા બધા તો હોય જ છે ખ્યાલ છે પણ ખાસ જે હોય એ એવું છે હમમ બરાબર હમમ

હમ બરાબર હમ જલસા પાણી છે પપ્પા શું કરે છે તમારા

અચ્છા અચ્છા બધી ફરે છે એટલે ભાડું આવી જાય વરધી આવે એટલે જવું પડે હમમ હમમ હમ હમમ બરાબર એવું કઈ જયા બાકી રહી ગઈ છે કે ત્યાં જવાનું તમારું સપનું હોય

નાં નાં વીજા મળી જાય પછી જતું રેવાનું એક વાર વીજા મળી જાય પછી easy પડી જાય લગ્ન કાર્ય તમારા બાકી છે હજુ મારા બી બાકી છે લગ્ન full enjoy કર્યો એટલા માટે વાધો નહિ આવતો જોવા જઈએ તો ભાઈબંધ ના marriage મજા કરવાની અલગ છે હમ બરાબર family માં કેટલા mumber છે તમારે

એવું છે એમ બરાબર બેન ના marriage થઇ ગયા છે અચ્છા તમારા થી નાની છે બરાબર મારે બી એક બેન છે હું છુ ઘરે મમ્મી પપ્પા હં મારા કાકા south africa આવ્યા છે એટલે એમનો છોકરો અમે એમની wife અમારા જોડે રે છે હમમ

અચ્છા એવું છે શોધવાનું ચાલુ છે બરાબર મારા ભાઈબંધ છે એટલે મે સલા કીધી હું મસ્તી માં મારા પપ્પા ને હું કઈ દઉં છુ કારણકે મારા પપ્પા મારી જોડે મસ્તી બઉ કરે છે એકનો એક છુ એટલા માટે હા એકનો એક છુ મારે સમજી લો મારે ભાઈ બેન છે પાચ છો જેવા ખાસ પણ પેલા ભાઈબંધ માં આવે તો મારા પપ્પા હું બધી વાતો share કરું હા બધી personal વાતો પણ આવી જાય એટલે મસ્તી મસ્તી માં કઈ દઉં પપ્પા હવે મારા માટે છોકરી એવું કઈને મસ્તી કરીએ છીએ એમ હા બરાબર છે મસ્તી મસ્તી માં કઈ દેવાનું એવું છે બરાબર છે મળીએ છીએ હમમ એટલે કપડા પેરવાનો શોક હશે તમને હમ એવું છે મને તો વધારે jeans t shirt કે shirt એવું પેરવાનો શોક આ suit blazer તો કોઈના marriage હોય તો જ પેરુ છુ એ બી ભાગ્ય બધા ભાઈબંધ હોય ભાઈબંધ ના ખાસ group ના ભાઈબંધ ના marriage હોત તો એક એવું પેરીએ હમ મને પેલે થી હરવા ફરવા નો પેરવાનો શોક પેલે થી અને કપડામાં વધારે ની અદર જોઈ એ તો jeans ને sports shoes પેરવાનો શોક છે

તો બી તમારા ઘરે તમારા ઘરે તમારા કઉ છુ તમારે એકલાના boot કેટલા હશે કેટલા જોડી boot હશે તેમનો શોક છે boot નો તો બી

મને છે ને boot મારા ઘરે મારા એકલા ના કેટલા જોડી હશે તમે યકીન નહિ માનો બયાશી જોડી boot પડિયા છે જી વચ્ચે ઘર સાફ કર્યું હતું તો મારા પપ્પા કે ગણું તો કરી કેટલા જોડી છે જોયા તો બયાશી જોડી boot મારા પપ્પા મને હા મારે africa થી બઉ આવ્યા છે મારા પપ્પા થી વધારે મારા કાકા નાના કાકા પેલેથી રાખે છે મારા નાંના કાકા

puma company ની કેવી છે સારી છે ને હમ હમમ હમમ એવું છે પણ એક વાત એવું છે એમ લોકલ પેરવાની મજા નહી આવતી મજા આવે છે કે નહી ઈમાનદારી થી કેજો બરાબર એવું છે નથી અત્યારના છોકરાને boot નો શોક ના હોય એવું માનું જ ના હું શાહનવાજ ભાઈ એટલે આમ normal મને તો ગાંડો શોક છે boot નો પેલે થી અત્યાર થી પેલે થી ગાંડો શોક છે

હા એજ કે મોગા મોગા કપડા પેરો boot આપડી personality આખી અલગ પડે તમે મોગા boot પેરો છો તમે જાણો છો બીજા ને શું બતાવાનું એજ આપનો નિયમ છે એ આપણો નિયમ છે પેરલેવાનું ચુપચાપ જતાવાનું નહિ એમ

hello કયા જતા રહ્યા તા એવું છે sports બાઈક નો છે મારી જોડે એક હ મારી જોડે access હ ભાઈ ની bullet પડી છે છે બાઈક નો પણ વધારે bullet નો જે bullet લઈને ફરવાની મજા આવે છે car નો તો મને પણ છે car શીખવાની છે મને આવડતી નથી

બરાબર તમને કઈ શોક છે કઈ car નો

બરાબર એમ મને તો વધારે માં વધારે skoda બરાબર તમને આવડે છે કે નથી આવડતું four wheel એવું છે ચલાવો છો મને તો હજુ સુધી નથી આવડતી બરાબર નાં નાં શીખવાની તો છે જ શીખશું હવે ભાઈ ભાઈ ચલો સારું by time આપ્યો time આપવા બદલ ધન્યવાદ નમસ્તે ઘનકચરા ઘનકચરા માટે બધી ચીજવસ્તુવો સંદેશિત છે ક્જે કચરા માં બહાર ફેંકી દેવામાં આવે છે નગરપાલિકાના ઘનકચરામાં ઘરો કાર્યાલાયો ભંડારો શાળાવો દવાખાના વગેરે માંથી રેતીમાં ફેંકવા માં આવતી નકામી બધી જ ચીજવસ્તુ ઓ આવે છે જે નગરપાલિકા દ્ધારા એકત્રિત કરવા માં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે નગરપાલિકા ના ઘનકચરા માં સામાન્ય રીતે કાગળ જમેલો એઠવાડ પ્લાસ્ટિક કાચ ધાતુ ઓ ચામડું વસ્ત્ર વગેરે હોય છે તેને સળગવા થી કાદચર ના કાળ માં ઘટાડો આવી જાય છે છતાં તે સામાન્ય કે સંપૂર્ણ રીતે સળગી નથી જતો અને ખુલા માં ફેંકવા થી ઉંદરો અને માખી વો માટે પ્રજનન નું કાર્ય કરે છે એ ખુલા સ્થાનો માં સળગાવી ને ઢગલો કરવા માટેની અવેજી ના

નિતાર રસાયણો નો કચરો છે જેના થી ભૂમિ અને જળસંસાધન નો પ્રદૂષિત થઈ જાય છે આ બધીજ નો એક માત્ર ઉકેલ કે પર્યાવરણીય મુદા માટે મનુષ્યો વધુ સંવેદન શીલ બની શકે છે આપડા દ્ધારા ઉત્પન્ન થતા પદાર્થો ને વર્ગીકૃત કરી શકાય છે તેનું જેવવિઘટીય યોગ્ય બીજું

અલગ કરી ને એક મોટું કામ કરે છે જેવવિઘટીય પદાથો ને ઊંડા ખાડા માં મૂકી શકાય છે તથા કુદરતી સ્વરૂપ માં

પરંતુ તેના બદલે આપડે લોકો જેવવિઘટન નો ઉપયોગ વધારે કરીયે છીએ હાલમ આ સમગ્ર દેશ માં સરકારો પ્લાસ્ટિક ના ઉપયોગ માં ઘટાડો

કાગળ કે અન્ય વાહન થેલી લય ને અપડે થોડું તો કરી શકીયે છીએ દવાખાના માં કચરું પેદા કરે છે અને પેદા થાય છે. એમાં જંતુનાશક પદાર્થો અને અન્ય નુકશાન કારક રસાયણો નો સમાવેશ થઈ છે તથા સૂક્ષ્મ જીવો પણ હોઈ છે આ પ્રકારન ના કચરા નો સાવધાની પૂર્વક ઉપચાર અને નિકાલ ની આવશ્યકતા સામે છે બેવસ્તના કચરા ના નિકાલ માટે સ્વાસ્થીઓનો ઉપયોગ કરવો નિર્ણાયક છે મારામાતી ન થઈ શકે તેવા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિનિક માલ સમાનને ઇલેક્ટ્રિનિક કચરો એ કચરો કહેવાય છે એ કચરાને દર્શાવામાં આવે છે કે સળગાવીને ભષ્મ ભૂત કરી દેવામાં આવે છે વઇપ્સિત દેશો માં એ વિકતશીલ દેશો મુખ્યત્વે ભારત તથા પાકિસ્તાન માં નિકાસ થઈ છે જ્યાં પુનઃ ચક્ર ની ક્રિયા દરમિયાન તાંબુ લોખંડ સિલીકોન નિકન નિકાં અને સહલગ જેવી થતું હતું પુનઃ પ્રાપ્ત થાય છે વિકિસિત દેશોની જેમ એ કચરાના પુનઃ ચક્ર માટે વિશેષ પુરી થાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ વિકતસીલ દેશોમાં પુનઃ ચક્રના કાર્યમાં ઘણી વાત હાથે થી બનાવની અથવા તો શારીરિક ભાગીદારીને સમાવેશ થઈ છે. આથી આ કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓ એ કચરામાં રહેલ શેરી પદાર્થોની અસરો ભોગવી પડે છે. પુનઃ ચક્ર એ કચરાના ઉપચાર માટેના એક માત્ર ઉકેલ છે તે ઉપકાર પર્યાવરણને અનુકૂળ અરીતે સાથ ધરવામાં આવે છે બેંગ્લોરમાં પ્લાસ્ટિક કોથળીઓના ઉત્પાદન કરતા એક પ્લાસ્ટિક કચરાની વધતી જતી સમસ્યાને એક આદર્શ ઉપચાર આપ્યો છે અહમદ ખાનની ઉમર સતાવન વર્ષની છે તેઓ પાછળ વિષ વર્ષોથી પ્લાસ્ટિક ની કોથળીઓ બનાવી રહ્યા છે લગભગ આઠ વર્ષ પહેલા એમને અનુભવ્યું કે પ્લાસ્ટિક કચરો એક વાસ્તવિક સમસ્ત સમસ્યા છે તેમની કંપનીએ Poly Blend નામનો પુનઃ ચક્રીત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો જીણો પાવડર તૈયાર કર્યો આ મિશ્રણને બીતુંલન સાથે ભેળવવામાં આવે છે જેનો ઉપયોગ રસ્તા બનાવામાટે કર્યો છે અહમદખાંને r v Engineeri કોલેજ તથા બંગ્લોર શહેર કોર્પોરેશનના સહયોગ થી બીટુ મેન અને Poly Blend સંમિશ્ર નો ઉપયોગ કર્યો અને માર્ગ બનાવતી વખતે જેને બિટુને જળ વિકસતિ ગુણધર્મો વધી ગયું તથા તાના કારણે રાસ્ટન્ટ ત્રણ ગણી વધારે થઈ ગે હતી Poly Blend બનાવ માટે કાચા માલને પુરુક્શ કોઈ પ્લાસ્ટિક વેટલ્સ માં કચરાનો ઉપયોગ કરવામાં આવે છે પ્લાસ્ટિક કચરા માટે કચરો વીણવા વાળા ને zero point ચાલીશ રૂપિયા પ્રતિ કિલોગ્રામજ આપતા હતા હવે અહમદ ખાનથી તેમને છ રૂપિયા પ્રતિ કિલો ગગ્રામ મળવા લાગ્યા છે. બેગ્લોરમાં ખાનની ખાન ની પદ્ધતિનો ઉપયોગ કરીને બે હાજર બે વર્ષો સુધી લાઘગ ચાલીશ કિલો મીટર પરસ્પર નિર્માણ થઈ ચૂક્યું છે ત્યાં હવે અહમદખાનનું Poly Blend તૈયાર કરવા માટે પ્લાસ્ટિક કચરાની અછત પાડવા લાગશે જીવની સર્જી કચરો સરુવાત માં કેન્દ્ર ઉર્જા અને વીજળી ઉત્પન્ન કરવા માટે ખુબ જ આ પ્રદુષિતમાં માનવામાં આવતી હતી પછી એ વાસ્તવિકતા નો ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય ઉચ્ચના ઉપ્યોગમાં સૌ થી પહેલા અને સહજ રીતે જમાનત સાથ સમસ્યા અવરેલી છે. પહેલી સમસ્યા આપાતનીક વારં ની છે જેમ કે Three Mind ઈલેન્ડ તથા જીલાવ બિન ઘટનાઓ અને બીજી સમસ્યા જીવં સર્ગી કચરામાં સુરક્ષિત નિકાલની છે કિરણોસર્ગી કચરા થી નીકર્તા વિકિરણો સજીવો માટે ખુબ જ નુકસાન કારક હોય છે. કારણ કે તેને કારણે અતિશય ઉંચાઈ ગણી વિકૃતિઓ થઈ છે કિરણો સર્ગી કચરો ને ખુબજ વધારે માત્રામાં જીવલેણ માનવામાં આવે છે. પણ તેની ઓછી માત્રામાં કારણે પણ વિવિધ સીકરો થઈ છે તેને સૌથી વરંવાર થતો વિકાસ કેંસર છે તથા કેન્દ્રીય કિરણનો કચરો અતયન્ત શક્તિ સાલી તથા પ્રદુષિત ઉપસ્ક અને તેની કાર્ય વહી માં અત્યંત સાવચેતી રાખવાની જરૂર પડે છે એ ભાલમાં કરવામાં આવી છે જે નુક્લીયડ કચરા અને પૂર્વ ઉપચાર અટાયટેક્ષીકા યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહો કરી પૃથ્વીની સપાટી ના નીચે લગભગ સાતસો મીટર અંદર ખાડો ખોદીને પથ્થરે થી દબાવી દેવા જોઇએ તેમ છતાં વિકાની આપતી લોકો તરફથી સખત વિરોધ ઉઠાવે છે કારણ કે આપત્તિ થી સરુવાત અને જળ સંશોધનોમાં નુકસાન પોહચી શકે છે. તે માટે લોકો આ આપત્તિ નો સખત વિરોધ કરે છે.

એકદમ મજામાં તમે કેમ છો?

આજકાલ તો બસ જો મારી નોકરી ચાલે છે અને મિત્રોને યાદ કરવાનું ચાલે છે. એતો હવે ચાલતું જ રે મિત્રોને યાદ કરવાનું હમણાં હું વિચારું છું વિદેશ જવા માટે. કે તું થોડો ટીમે ત્યાં નોકરી કરીયે કે આગળ ભણતરનું કઈંક પણ મને એના વિશે એટલી જાણકારી નથી તમને કોઈ ખ્યાલ છે. અઅઅ હા એટલે એમાં એવું છે કે હું જે મારા મિત્રોને યાદ કરું છું એ ચોક્કસ પણે બધા વિદેશ અત્યારે ગયા છે આગળ ભણવા માટે અને લઘભગ ત્યાં વસ્તી પણ જશે. તો મને થોડોઘણો ખ્યાલ છે. પણ તમારે વિદેશમાં તમારે કઈ બાજુ જાઉં છે. કારણકે મને જ્યાં સુધી ખ્યાલ છે. તો અલગ અલગ જગ્યાએ જાવા માટેની રીત થોડીઘણી અલગ અલગ હોય છે. જેમ કે તમારે canada જાઉં હોય તો ત્યાં તમારે એક પરીક્ષા દેવી પડે તમારે america જાઉં હોય તો ત્યાં માટે પણ અલગ પરીક્ષા હોય છે તો

હૂતો અત્યારે વિચારું છું કે australia જાઉં એટલે પેલી મારે એજ ઈચ્છા છે મારી australia ની કારણકે canada માં કેવું કે અમ સુ કેવાય વાતાવરણ બઉ ઠંડુ હોય છે. અને મને ઠંડી એટલી હજમ થાતી નથી મારુ નાક લાલ થઇ જાય ને જોકે હું સાચું કૌ ન હું canada માં જાઉંને તો પછી બરફમાં લપેટેલી જ આવીશ હાવ મને એટલી ઠંડી લાગે કે મારી પેલી ઇચ્છા તો અઇયા જ છે. કે australia કે યુસએ જાઉં. ત્યાં આપડા જેવું થોડુંગનું આપડા જેવું ત્યાંનું વાતાવરણ છે. ત્યાં વાંધો ના આવે. હમ અચ્છા તો આપડે એક કામ કરીયે હું તમને છે ને canada america ને australia ત્રણેય જગ્યાએ હું કેવી રીતે આગળ તમારે ભણવાની બધી પ્રક્રિયા કરવાની એ બંધુ તમને છેને હું અઅઅ australia નું મને થોડું ઓછું કદાચ ખબર હશે પણ જે ખબર હોય એ પણ જણાવી દઉં બધું એટલે તમને ભલે canada તામર નથી જાઉં પણ કદાચ તમને વિચાર આવે તો પણ તમને ખ્યાલ રે કે ભાઈ અઅઅ ત્રણેય માંથી કઈ જગ્યા માં શું છે ને કેવું છે બધું.

અ તો પેલા આપડે શરુ કરીયે કેનેડાથી તો ભાઈ જેમ તમે કીધું ત્યાં બરફવાળી જગ્યા છે ખુબ જ એટલે ખુબ જ બરફ પડે છે.

તાપમાન હતું ત્યાં. એટલે minus ચોત્રીસ એટલે તમે એમ વિચારીલો ને કે હું ને તમે તો ત્યાં જઈ જ ના શકીયે કારણકે જે લોકોને ઠંડી લાગતો હોય એ લોકોતો કાંઈ સહન જ ના કરી શકીયે હા એટલે હું મનાલી ગઈ તી ત્યારે પણ એવું હતું ત્યાં લગભગ minus ત્રણ degree હતું તોપણ હમારી બઉ તબિયત ખરાબ થઇ તી કે હાલત જ ખરાબ હતી આમ જોએને તો નળમાંથી પાણી આવેને એ પણ જામી ગયું તું તો minus ચોત્રીસમાં તો સુ થાય. વાત તમારી એકદમ સાચી છે હવે canada માં તમારે આગળ ભણવા જ જાઉં હોય ને તો એના માટે તમારે કેવું હશે કે તમારે એક પરીક્ષા આપવી પડે. જેના માટે તમારી પાસે તમારું passport હોવું જરૂરી છે એ પરીક્ષા દેવા માટે કારણકે કે તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે તો એને ત્યાં proof of identity તરીકે ત્યાં password જોઈએ છે સોરી passport જોઈએ છે. તો તમે પરીક્ષાનું નામ છે ielts ielts બધા કે હવે ઈ ઈ પરીક્ષા છે ને ઈ તમારી અંગ્રેજી માપવાની પરીક્ષા છે કે તમને અંગ્રેજી કેટલું આવડે છે તમે બોલી શકો છો કે નથી બોલી શક્તા તમને સમજાય છે કે નથી સમજાતું એટલે એમાં પણ ચાર ભાગ હોય છે હવે આ ielts ielts આઈએલટીસ ની જે પરીક્ષા છે એ તમે australia જાઉં હોય તોપણ તમે આપી શકો canada જાઉં હોય તોપણ તમે આપી શકો અને america માં પણ આપી શકો પણ ફરક એટલો છે કે કેનેડા માં ફક્ત ielts લે છે એ લોકો. અઅ america માં ielts ની સાથે બીજી એક પરીક્ષા છે total ઓએફએણ tofel વાય ઈ પરીક્ષા આપવાનું એ લોકો સ્વીકારે છે અને એના સિવાય જો તમારે mba રવા જાઉં હોય

તો આ ત્રણ પરીક્ષા જે છે amrica સ્વીકારે છે ને એવી જ રીતે australia માં પણ તમારે જો જાઉં હોય તો ielts ફરિજયાત છે ને બીજું ટોફલ એ લોકો સ્વીકાર કરે છે ત્યાંતો પણ PTE પણ સ્વીકારે છે એ લોકો australia માં મેં એવું સાંભળ્યું છે. હા મુ એજ કેતી તી કે અલગ અલગ દેશમાં છે ને આ બે પરીક્ષા એવી છે કે જે બધા જ લોકો સ્વીકારે કરે છે પણ પછી નવી બીજી કોઈપણ પરીક્ષા ઘણા દેશો સ્વીકાર કરે છે જેમ કે australia માં PTE ચાલે છે એમ મને એનો ખ્યાલ નતો પણ તમને ખ્યાલ હતો તો એવી બીજી પણ અમુક પરીક્ષાઓ હોય છે જે અમુક દેશો સ્વીકાર કરતા હોય છે પણ આ ielts અને ટોફલ એમાંય આઇએલટીસ લોકો વધારે અમ ielts પાર ભાર આપે છે કારણ કે એના માટે તમને સાધનો મતલબ કે ભણવાના સાધનો કે ભણવાની બધી વિગતો તમને સહેલાઈથી મળી જાય છે ને એવું છે. અને total કરતા બધા કે છે કે ielts ની પરીક્ષા થોડીક સહેલી હોય છે. આ એતો છે મેં એના જે ચોપડીઓને બધા આવે છે ને વાંચી તી total કરતા ગણી સરળ હોય છે ielts એ લોકોને સુ આમ થોડું સરળ પડે વાંચવા માટે ને બોલવા માટે એટલેઓ વાંધો ના આવે હવે એ તમને સીધું ઉઠાવીને કઈ દે કે અંગ્રેજી બોલવા લાગો તો એતો નથી જ ને સાચી વાત એવી રીતે તો ના જ થાય કોઈથી. એટલે સારું છે ielts નું મેં વાંચ્યું તું

એ વાત તો તમારી એકદમ સાચી છે ielts એમાં એવું હોય છે કે ielts હોય કે total હોય તો એમાં પરીક્ષાને છે ને ચાર ભાગમાં એ લોકો વેચી દે છે. હવે એક પેલો ભાગ હોય છે જ્યાં એ લોકો તમારું english સાંભળવાની ક્ષમતા ને એ લોકો ઈની પરીક્ષા લે છે. એને listening કેવાય કે તમને તમને કોઈ અઅ એક ઓડીઓ આપી દેશે કે જેમાં અંગ્રેજી માં બોલતા હશે ને તમારે સાંભળી સાંભળીને ને પ્રસ્નો ના ઉત્તર લખવાના. તો ઈ ઈ દર્શાવે છે કે ભાઈ તમે કેટલું english સાંભળી શકો છો સમજી શકો છો ને ઈ સમજીને તેના જવાબ લખી શકો છો. પછી તમને લખવા માટે તો જેમ આપડે ગુજરાતી માં નિબંધ આવે કે પછી તમે પત્ર લખતા હોય ને નિબંધ લખતા હોવ અલગ અલગ અલગ એવા બધા જે હોય છે અઅ વિષય એવી જ રીતે તમારે અંગ્રેજી માં તમારે નિબંધ લખવાનો પત્ર લખવાનો તો એને writing test કેવાય. કે એમાં તમારી લખવાની તમારી ક્ષમતા જોવે કે ભાઈ તમે બરાબર લખી શકો છો તમારું વ્યાકરણ બરાબર છે અઅ